ઓલે ના ટાઇટલ પર પણ તે ચમકી છે. હવે શું છે? ભવિષ્ય માં જીવન વૃત્તિ ની જોડે આવી મહિલા રોબોટ બ્યુટી મળીને ઉત્તરસે તેવો હનસેન પડકાર જીતી ચુક્યા છે

ત્યારે અને વર્લ્ડ કપ ફૂટબોલ વખતે સાઉદી અને કતલ માં માહોલ જમાવવા રોબોટ ખેલાડીઓ માટેની ફૂટબોલ મેચ પ્રવાસીઓ માટે કેન્દ્ર બની હતી સૉફયા એ એક સમારંભ માં સોડીઅરેબીયા દ્વારા પ્રથમ રોબોટ નાગરિક તરીકે જાહેર કરવામાં આવી ત્યારે સ્ટેડિયમ પર ઉભા રહીને કહ્યું હતું કે મને ગૌરવ અને મારા સન્માન ની લાગણી થાય છે જયારે હું વિચારું ચુ કે વિશ્વ્ નું હું નાગરિકત્વ પ્રાપ્ત કરનારી પ્રથમ રોબોટ છું સૉફયા ને કન્વેશન માં પૂછ્યું હતું કે તમારા બધા જોતા પગપગાર થી વિશ્વ્ માં દર પણ પ્રવર્તી રહ્યો છે સૉફયાએ તેના હાથ હલાવતા મજાક કર્યો કે તમે આલમ્બસ ને બહુ વાંચતા લાગો છો બૉલીવુડ ની ફિલ્મો અને શિક્ષણ નો પણ તમારા પાર બધો પ્રભાવ લાગે છે ઇલેક્ટ્રિક કાર ના પ્રણેતા તેસ્વા કંપનીના એલંબક artificial intelligent રોબોર્ટ ના યુગ ને પૃથ્વી વાસીઓ માટે ખતરાની ધંટડી સમાન મને છે તેથી સૉફયાએ મજાક પર કટાક્ષ કર્યો હતો તે પછી સોફ્યએ માનવજગત ને ચેતવતા ખર છે કે અમારી જોડે સહાય કાર કર્યું વર્તન રાખશો તો બદલામાં અમે પણ તમારું કલ્યાણ ઈચ્છિસુ

કે રોબોટ ને તો ગોડ ફાધર મુવી જેવું ઇનપુટ આપો અને તે પછી સૌ વિશ્વ નું કઈ હદે ખરાબ થઇ શકે તે જોઈને મને યાદ કરજો હોંગ કોંગ સ્થિત હાઉનસેનને અમેરિકા, યુરોપ, સાઉથ અરેબિયા, કરતાર અને યૂઉરેય

માઇનસ ડિગ્રી માં રોબોર્ટ ઉભા રહી શકશે અને ઓપરેશન પણ પાર પાડી શકે ફિલ્મ ના હીરો અને હિરોઈન ને જોઈને ઝાંખા પડતા આકર્ષણ રોબોટ ફિલ્મસ્ટાર હશે અને પ્રત્યેક આવા રોબોટ ના ચાહકોનો બહોળો વર્ગ હશે તેચો સોસિઅલમિડીયા માં પણ માહોલ જમાવશે પ્રાયોગિક ધોરણો તેઓ વિશ્વ્ ના ફોઝ ની ન્યૂઝ ચેનલ સમાચાર વાચક તરીકે પણ રોબોટ ને રજુ કરી ચુક્યા છે તબીબી ની સર્જરી માં સહાય કરશે નર્સે કે વોડ બોય અને સિસ્ટર તરીકે સેવા આપશે. હોટેલ ના રિસેપશન માં અને રેસ્ટોરેન્ટ માં વેઈટર બની ફૂલ સર્વ તો હવે ઘણી અંતરરાષ્ટ્રીય હોટેલ ના રોબોટ કરે જ છે એટલે અમેઝોન ના બેઝોઝ પાસે તો પાળેલો કૂતરો પણ રોબોટ જ છે

ગુગલ ની બાદ તેમજ બીજી કેટલીય કંપની પે આઈ નો ધંધો કરતી હશે ત્યારે વિશ્વ્ કેવું હશે તેની કલ્પના કરો

વિતરણ સમજીને કાબુ બહાર થઇ ને વર્તન કરવા માંડશે અને તેના માસ્ટર ના કહ્યા માં પણ નહિ રહેતો, ધન્યવાદ.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

જ્યાંથી તેમનું આયુષ્ય વધે અને તેમના મનોરંજન નું મૂલ્યમાં વધારો થાયછે.